તારે લેવી છે ગાડી મને કે ને મરેક પોતાનો showroom છે. તો commission બમીષણ ની લઉં તારા માટે જે rate પર એ જ rate પર આલીસ હા તો હું મારે એક fortuner લેવી છ toyota તો એ બધી shopping કરવી છે ને purchase કરવી છે તો આપડે લઇ લઈએ.

તારો shopping mall કઈ જગ્યા છે આમ તો.

આમ તો મારે અમદાવાદ special ખરીદવા નથી જવું આમ તો મારે કપડા બીજ્જા કોઈ આમ બધા જેવ્મ લાગતું હોય ને બુટ બીજા મોજા બીજા ટોપી chasma બધું લેવા જવું છે એના માટે, મારે પણ લેવા નું છે બે જણા જઈશું alpha mall છે એમાં જઈશું એમાં વસ્તુ સારું મળે છે કારણ કે મારો મિત્ર છે કે ત્યાં કપડા ની ખુલ્લી જ હોય આમ. કારણ કે બેઠો હોય છે તો એમાં કપડા ની દુકાન ખોલી ને એમાં બેસીએ બીજું શું કરીએ?

મારી પાસે દુકાનો ખુબ બધી છે એમાં આદમી જોઈએ છે વેચવા તું એક આદી દુકાન માં બેસી જા.

હા તો વાંધો ની હું એ દુકાનો માંથી કોઈ એક દુકાન એ બેસી જઈશ પણ એના માટે shopping કરવા માટે મારે અમદાવાદ જાવું છે shopping તું માર સાથે આવજે shopping હું કરી દઈસ. પચાસ ટકા ભાગ તારો

મારે શું યાર partner જોઈએ છે દુકાનો ખસી બધી છે પૈસા તકે ખુબ બધું છે પણ યાર. હવે એ invest ક્યા કરવું એ સમજાતું નથી હા એ વાત સાચી વાત છે તારી

તારે શું શું લેવા નું છે? મારે એવું જ છે હું ready made ની દુકાને પડું ચુ એટલે એને લગતા બધા કપડા બીજ્જા કોઈ એમ બધું જે લાગતું હોય ને ready made ને એ બહુ મારે લેવાનું જ છે. અચ્છા અચ્છા તો આપડે બંને કાલ જઈએ ને લઇ ને આવીએ બરોબર એ તો પણ આપડે લાવ્સો સેમાં તારી audi ગાડી માં એટલો બધો સામાન તો ની આવે. મારી પાસે transport નો પણ ધંધો છે ને એટલે એક હજુ truck છે એ લઇ લઈશું side માં driver રાખી દઈશું બરોબર એતો ગયો હું તો. એવું હશે તો જે જે સામાન કેવા નો હશે એ truck એ બધો truck માં મૂકી દઈશું બરોબર બરોબર

એવું છે? એમ તે audi ગાડી ક્યારે ખરીદી?

એક જ મહિનો થયો હવે તાર પાસે ગાડી કઈ કઈ છે? મારી પાસે ખાસી બધી ગાડીઓ છે endeavor છે fortuner છે audi છે mercedes છે. તો આમ નવી ગાડી કઈ લેવાની છે કોઈલેવાની છે કે આ બધી વાપરવા ની છે હા હમણાં બીજી લેવા નો વિચાર છે ઓલી rolls-royce કરી ને છે એ લેવી છે હા પણ એ તો ખૂબ મોંઘી આવે છે ને ભાઈ બંદ. કને મૂકીને ચાર પોચ કરોડ માં તો આઇ જાય. એટલા પૈસા છે તાર પાંહે? હા છે ને યાર પૈસા ટકે તો પૈસા તો ક્યાં મુકવા એ વિચારું છું. હા એ તો હું ભૂલી જ ગયો હતો કે તું તો ખુબ અમીર થઇ ગયો છે ને એટલે હવે તો એ બધી ગાડીઓ ખરીદી સકે છે

બધા બધે બધા business કરું છું. okay એટલે મારે તો હું અહી નાનો ધંધો કરું છું. ready made નો એટલે જવું છે બાકી બીજું કોઈ કામ ફરવા તો જવું નથી કારણ કે ફરી ને તો હવે કંટાળ્યા. ધંધો ચાલુ કર દઈએ કશો વાંધો ની આપડે બંને કાલ જઈએ જે જોઈએ ને જે જે વસ્તુ તાર લાવવા નું હોય એ કેજે આપડે લઈ દઈશું. એમ હોય તો પૈસા બીજા જોઈતા હોય તો કેજે પૈસા હું તને આપી દઈસ પૈસા તાર જયારે ત્યારે આવે ત્યારે પાછા આપજે ની તો ચાલશે હા વાંધો ની આમ તો પૈસા ની થોડા ઘણી તંગી ચાલે હમણાં તું મને થોડા ઘણાં પૈસા આપજે પછી હું તને પાછા આપી દઈસ બરોબર ને? અરે યાર જેટલા જોઈતા હોય એટલા તાર આપવા હોય તો આપજે નાં આપજે તોય ચાલશે ના ના એવું નથી કારણ કે માર પૈસા તો પાછા આપવા પડે ને કે પૈસા લીધા હોય તો પાછા તો આપવા પડે ને. હા બસ આજ ટેવ નાં કારણે તું મારો best મિત્ર છે best friend તું મારો

નાં નાં સંસ્કારો એટલા બધા નથી એ તો ખાલી બાર થી દેખાય છે. કેમ તું સંસ્કારી નથી? ના ના છું છું થડો ઘણો છું. અરે મને યાર ખબર છે એટલા માટે જ તું મારો મિત્ર છે. આમ તો અમારે ready made ની પેલા તો માર બીજી દુકાન હતી કારીયાના ની દુકાન હતી આમ parlor એ તો એ બંદ થઇ ગયું ચાલતું નાતુ ને. એક કામ કર ને આ બધું નાની નાની દુકાનો રેવાદે મારી સાથે આય mall નાં mall ખોલીએ મોટા

પૈસા મુ આપશું તાર પાસે જયારે આવે ત્યારે આપી દેજે. તો આપડે mall દેવો છે મોટો આમ મોટો mall ખોલી દઈએ એક એમાં સું લોકો ને એક જગ્યા એ આવે ને બધે બધી વસ્તુ મળી જાય બીજે ક્યાય જવું નાં પડે એટલા ખરીદવા ના તાર પાસે પૈસા તો હશે ને હમણાં? પૈસા તો મારી પાસે ખુબ જ પડ્યા છે તું તાર પૈસા ની ગણતરી નાં લે તું મારો મિત્ર છે. આમ તો વાંધો ની વિચારીએ આપડે દેખિયે કોક જગ્યા સારી આ ગ્યા હોય તો ત્યાં આપડે mall બનાવી દઈએ. જગ્યા પણ પડી છે મારે બસ્સો વિગા જમીન છે.

સો વિગા ગામડે છે સો વિગ્ગા અહિયાં છે સહેરમાં. હા તું તો અમીર થઇ ગયો એટલે બધી જમીન તો તાર પાસે હોય ને એમાં થી પચાસ વિગાતો highway touch છે શું વાત કરે છે એટલે તો તું ખુબ આમિર બની ગયો. પછી જે પચાસ વિગા highway touch છે ને એનો જ ભાવ ખાલી પચાસ કરોડ ઉપર છે અરેરેરે એટલે તું તો ખુબ જ પૈસા કમાતો થઇ ગયો

મને તો એ થાય છે કે પૈસા આટલા ભગવાને આપ્યા છે એમનો ખુબ અભાર પણ પૈસા મુકવા ક્યાં મારે invest ક્યાં કરવા થોડા ઘણાં મને આપી દે તો એટલે મુ થોડા ઘણાં આમ કોઈક જગ્યા એ ક્યાંક shopping mall ખરીદી નાખું નકાર કોક જે જોઈતા લાગતું હોય એ બધું ખરીદી લઉં થોડા ઘણાં શું તું યાર જેટલા માંગે એટલા આપી દઉં.

આપણે બંને બાળપણ ના મિત્ર છીએ બાળપણ થી આપડે બંને સાથે છીએ

એ તો વાંધો ની તું કાલે મારી સભેગો આવશે ને અમદાવાદ? આપડે પેલું જે ready made નો સામાન જે લેવા નો છે આખો આમ એક કામ કરીએ આપડે બન્ને alpha mall માં જઈએ alpha mall માં વસ્તુ સારી મળે alpha mall આથી જ બધું લઈએ શું વાત કરે alpha mall કઈ જગ્યા એ આવ્યો છે. alpha mall અમદાવાદ માં જ છે પણ થોડી ઘણી વસ્તુ મોંઘી આવશે.

એટલે કે પેન્ટ હશે ને એવું હશે પણ ત્ય આવી જશે વસ્તુ પૈસા ની ચિંતા મત કર પપૈસા હું આપી દઈસ. વાંધો ની વાંધો ની એટલે અપડે alpha mall માં જઈ ને બધો સામાન ખરીદી લઇએ બરાબર ને alpha mall એવો છે કે ત્યાં નાની ચોકલેટ થી લઇ ને મોટી car બાર બધું મળી રે.

શું વાત કરે છે એટલો મોટો alpha mall છે પાંચ માળનો mall છે અરેરેરે એટલો બધો મોટો તો અપડે એ જ mall ખરીદી લઈએ તો નાં ચાલે. હા શું કે છે? એજ એ alpha mall આપડે બધા ખરીદી લઈએ અપડે તાર પાસે એટલા પૈસા છે તો mall ખરીદી લઈએ. હા વિચાર સારો છે ચલ આપડે બંને કાલ જઈએ અને owner સાથે વાત કરી લઈએ alpha mall પણ ખરીદી લઈએ જો alpha mall વેચાતો લઇ લઈએ કારણ કે ખોટા આ નાના નાના ધંધા કરવા ready made ના ને બધા. નેં કરતા આ મોટા ધંધા ચાલુ કર દઈએ મુ તને એ જ સમજવું ચુ નાના ધંધા માં કઈ જ નથી મારી સાથે આવ હાલ તું હજારો માં ખેલે છે મારી સાથે આવશે કરોડો માં રમશે. શું વાત કરે છે અવ કરોડો માં બધા ધંધા કરતો હોય તો હું આવી જાઉં તાર ભેગો કરોડો આ થઇ જાય તારે પછી તું મને કેસે કે ભાવેશ ભાઈ મારે આજે fortuner લાવવી છે audi લાવવી છે.

પણ હમણાં તો ખાલી સપના જોવા ના છે હમણાં તો એટલા બધા પૈસા નથી તો એક કામ કર ને santro લાવી દે

અરે યાર હાલ તો આ santro નું કું છું alto santro બધા માં નાં પડ. મારી સાથે આય fortuner લઇ લે fortuner fortuner બઉ મોંઘી આવે છે ને. ચાળીસ પચાસ લાખ સુધી ની આવે ને

પણ તારા માટે ચાળીસ પચાસ લાખ નાના હોય પણ મારા માટે તો મોટા હોય ને ચાળીસ પચાસ લાખ તો એક કામ કર માર પાસે ખસી બધી પડી છે ગાડીઓ તારે જયારે જોઈતી હોય જે time જોઈતી હોય લઇ જા હવે વિચારું છું કોક ગાડી લઇ લઉં અને એક વિચાર છે કે shopping mall વેચાતો હોય તો લઇ લઉં. shopping mall તો આપડે બન્ને ભાગ માં લઈએ અને અને પછી તું તાર તાર પાસે પૈસા આવી જાય પછી મને આપજે જે ભાગ થતો હોય એ

હા યાર આપી દઈશું

. જેટલા જોઈએ એટલા અપીસુ બસ હા વાંધો ની આજ તારી વાત મને ખૂબ સારી લાગે છે. એક બે કરોડ જોઈતા હોય તો બોલ આપી દઉં. પછી શું? એક બે કરોડ જોઈતા હોય તો બોલ આપી દઉં. એટલા બધા તો નાં એટલા બધા તો નથી લેવા કારણે કે એટલા બધા તો

પણ એટલા બધા માં તો કેટલા બધા mall આવી જાય દસ વ્વીસ કરોડ માં તો,

તું યાર tension મત લે પૈસા તું તાર લઇ જા મારી પાસે થી જયારે આવે ત્યારે આપજે મને. તો સારું તું મને પૈસા આલજે તે મુ સારું તો અમદાવાદ માં shopping mall ખરીદી લઈએ અપડે બન્ને ભાગ માં એક કામ કર તું મારી સાથે આવ કાલે અમદાવાદ જઈએ બધા mall જોઈએ તને જે. mall પસંદ આવે એક mall હું તને ખરીદી ને આપું તારી પાસે જયારે પૈસા આવે ત્યારે તું મને પાછા આપજે નાઈ આપે તો પણ ચાલશે તું મારો મીત્ર છે. કેવું છે એતો વાંધો નઇ આપડે બંને જી એટલે દેખિયે જે mall હોય અને વેચાતો હોય તો આપડે લઇ લઈએ. તો તું આવશે ને કાલ માર ભેગો આવશે ને કાલ તું? અરે યાર તું કે ને હું નાં આવું એવું બને તું મારો પાક્કો મિત્ર છે તારા એક ફોન ઉપર હું આયી જઈસ તું ફોન ની કરે ને એક missed call કરે તોય હું આવી જઈસ. સારૂ સારું કઈ ગાડી લઇ ને આવ્યા છો કાલે ઓડી ગાડી લઇ ને આવ્યા છે ને આપડે પાલનપુર જવા માટે તું કે એ તારી ઈચ્છા હોય એ ગાડી લઇ ને આવું. હા તો કાલે ઓડી ગાડી લઇ ને આવજે તો આપડે બને જઈએ અને તરત જ shopping mall માં આપડે ready made નું દેખિએ એ હોય નકર પછી એ હોય તો એ લઇ લઇયે હા તારી જે ઈચ્છા હોય એ ઉપર જઈએ. હા તો આપણે દેખીએ જઈએ પેલા વેચાતો હોય તો લઈએ ના વેચાતો હોય તો પછી એ કોઈ પોતાનો આજે બનાવી દઈએ. હા હું જોવું સારું કોઈ આપણા માટે તૈયાર થશે તો લઇશું નકા પછી આપણો પોતાનોજ મોલ ઉભો કરી નાખીશું.

તું એક કામ કર હાલ પુરતી sentro લઇ લે તું આવતી કાલે મને મળ પછી જે તને ઈચ્છા હોય એ ગાડીઓ હું તને બતાદીસ તારે જે લેવી હોય એ લેજે, હા તો તું મને કાલે ફોન કરજે એટલે આઈ જાજે બરોબર ને,

એ ફોન કરજે મને સારું.